વનસ્પતિઓ પ્રજનન કરે છે કે કહેવતા બીજા દ્વારા અને basadius લિંગ પ્રજનન કરે છે જીવરસ સંયુગ્મન સંયુગ્મન બે ચલિત કે અચલિત જનનીઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે કોષકેન્દ્ર સંયુગ્મન બે કોષકેન્દ્રના જોડાણને કોષકેન્દ્ર સંયુગ્મન કહે છે અર્ધીકરણ ફલીતાંડમાં અર્ધીકરણ ક્રિયા થવાના પરિણામે એકકીય વીજાણુ ઉત્પન્ન થાય છે

કેટલીક ફુગ અ કોષનું જોડાણ થકી બેને પરિણામે છે છતાં પણ અ કેન્દ્ર અવશ્ય બને છે આવી સ્થિતિ diaclone દીપુ કેન્દ્ર તબક્કા diclofenac કહે છે પછી પીતૃકોષ કોષકેન્દ્ર જોડાય અને તેથી diploid બને છે બને છે જેમાં અડધી વિભાગના કોષનું નિર્માણ થાય છે કવળ રચના બીજા જે પ્રકારના આધારે આ શ્રુષ્ટિ વિદ્યાર્થી વર્ગ કવકજાળની બાહ્ય રચના બીજા અણુઓના નિર્માણનો પ્રકાર અને ફળ ફળ કાર્યોના નિર્માણને આધારે આ શ્રુષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે ફા phycomycetin સભ્ય જલસ જલદ નિવાસસ્થાનોમાં જોવા મળે છે તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ ઉપર પર કે અવિકલ્પી પરોપ પરોપજીવ કર્યો વનસ્પતિ પર જોવા મળે છે હોય છે આજે તો લઇ લાવી છે મારી મીરા, વ્હાલી બાળકો મારે એક સરસ માજા નું સુંદર વાર્તાઓ તમને ખબર છે બાળકો કાગડો કાળો કેમ હોય છે નથી ખબર? ચલો હું તમને કહું, પેહલા ના જમાનના બધા પક્ષીઓ સફેદ રંગના હતા. આથી શીઈકરીઓ ને તરત જ નજર મ આવી જતા હતા. બિચારા નિર્દોષ પક્ષીઓ રોજ શિકાર બની જતા એક વાર બધા પક્ષીઓ ભાગે ભેગા થય અને વિચારીયું કે શું કરીયે તો શિકાર થી બચી શકાય, પછી નક્કી કિરયું કે બધા ભગવાન પાસે જાય છે અને એમને આ સમસયા વિષે વતા કરી બધા પક્ષીઓ ભેગા મળી ને ભગવાન પાસે ગયા અને ભગવાન ને વતા કરી કે ભગવાન, અમારી રક્ષા કરો, અમારો શિકાર શિકાર શિકાર શિકારી રો રોજ કરે છે હવે તો આવું દરોજ દરરોજ બનતું રહેતું એટલે કઈ વાંધો નાઈ, હવે આપડે છે ને કઈ ચાલુ, રાજદીપ સંભાળ પૂરું થઇ ગયું અરે રે, આ રાજદીપક કેલરી કરવું પડશે

શું શિકારી તો આ શિકારી થી બચી શકાય, પછી નક્કી કરીયું કે ભગવાન પાસે જાય એનો આ સમસ્યા વિષે વાત કરે બધા પક્ષીઓ

અમે સરળતા થી નજર માં આવી જઈએ છે પક્ષીઓ વાત સાંભળી ભગવાન બોલ્યા તમે ચિંતા ના કરો મારા વ્હાલા પારેવાડીયો હું જરૂર તમારા માટે કંઈક વિચારીશ, તમે પછી મને મળો, બધા પક્ષીઓ હવે હાશ થઇ, બધા અઠવાડિયા અઠવાડિયું કર્યા પૂરું થઇ એની રાહ જોવા લાગ્યા, અઠવાડિયું પૂરું થયું એટલે બધા પક્ષીઓ ભગવાન પાસે ગયા સૌ પ્રથમ પોપટ અને ચકલી ભગવાન પાસે ગયા પોપટ ભગવાન પાસે જય બોલ્યો, ભગવાન તમે મને તમે મને ઝાડ ના પાન જેવો રંગ આપો મરચું બહુ ભાવે મારી તો ચાંચ લાલ બનાવો, સારું જેવી તારી ઈચ્છા, ભગવાને પોપટ ને લાલ ચાંચ અને લીલો કલર આપ્યો, ચકલી આવી અને ભગવન પાસે જય બોલી, ભગવાન મને ધરતી પર ઘણાય ચણવા એટલે મને ધરતી જોવો રંગ આપો, ભગવાને ઈચ્છા પણ પૂરી કરી પછી મારો મોર આવ્યો ભગવાન તો ઘણા બધા રંગ લઇ બેઠા છે મોર ને તો બધા રંગ ગમી ગયા, એટલે એને ભગવને કહીંયુ ભગવાન મને તો બધા જ રંગ ગમે છે તમાર મને રંગ થોડો થોડો આપો, ભગવાને એની ઈચ્છા પુરી કરી, ત્યાર બાદ પક્ષીઓ ભગવાને રંગ આપ્યો, ફક્ત કાગડો અને ઘુવડ બતક, બગલો અને હંસ રહી ગયા, બઢબ પક્ષીઓ આ એમને કહીંયુ કે તમે પણ ભગવન પાસે જાઓ એ થોડો રંગ રહ્યો છે કાગડો અને ઘુવડ તરત કે ભગવાન પાસે ગયા જોઉં તો બધા રંગ વપરાય ગયા હતા બધા જ રંગ બસ થોડી થોડો બાકી રહ્યા હતા, કાગડો બોલ્યો, ભગવાન તમે એમ કરો આ બધા કલર ભેગા કરો એન જે રંગ બને

કાગડા અને ઘુવડ ને કાળો રંગ મળ્યો, ઉડતા ઉડતા બને અહીં કિનારે ગયા, બને ને જોઈ બગલો અને બતક હસવા લાગ્યા, કાગડો પૂછિયું કેમ, શું વાત છે? હસો છો, બને બતક કહીંયુ, તમારે આ કાગડો કાળો રંગ જોઈ ને અમે હસીયે છીએ, કાગડો કહીંયુ કે અમારી પાસે કાળો તો કાળો રંગ છે તો તમારી પાસે તો કઈ રંગ જ નથી, હા હા હા, તો દોસ્તો શું શીખ્યા તમે વાર્તા પર થી ચાલો હું જ કહી દઉં જે સમય જે કામ કરવનનું હોય ત્યારે તે કરી લેવાય, જોઈએ નહિ તો કાગડા ની જેમ કામ પૂરું ના થાય અથવા બગડી ને કામ જ ના થાય તો હવે તમને સમજાયું ને બાળકો કોઈ પણ કે કામ કરવું હોય તો સંસાર પૂર્ણ કરવું જોઈએ, સાથે સાથે તે ધ્યાન માં રાખવું જોઈએ કોઈ પણ કાકમ કરીયે તો વિચારી ને કરીયે તો હવે આવજો પછી મળીશુ એક નવી વાર્તા સાથે બહુ જલ્દી જાય શ્રી કૃષ્ણ, હાર હાર મહા દેવ, આવજો બાળકો ગોપલ, જય ગોપાલ હવે આ વાર્તા તો પુરી થયી, હવે આપડે બીજી વવર્ત ની ચર્ચા કરીયે, આપડે ભાઈઓ તથા બેહનો આ હતો કાગડો શું કામ કાળો હતો, હવે આપડે બીજું કંઈક ગોતીયે એવું કંઈક નવું શીખ્યે આપડે જંગલ નો રાજા, હાલો આપડે વાતચીત કરીયે જંગલ નો રાજા એક વાર જંગલ માં હાથ અને સિંહ વચ્ચે જગડો થયો, સિંહ ઘરડો હતો, અને હાથી જુવાન હતો ઘરડો હતો, અને હાથી જુવાન હતો, તેથી આ લડાઈ માંથી હાથી ને જીત થઇ, પોતાની જીત થઇ તેથી હાથી અભિમાન અભિમાની થઇ ગયો હતો, તેને થયું કે આજે મેં જંગલ ના રાજા સિંહ ને હરાવ્યો, ઓ હો હો હાથી ને બી જોવો આમ તો attitude, પવન તો આવી ગયો એ તો જોવો આ જંગલ માં મેરા જેવા પછી હાથી એ કહીંયુ, આ જંગલ માં મારા જેવૂં બળિયો કોઈ નથી, હાથી જંગલ માં ફરતો જાય ને

આહ થઇ ને તેને જ ના ગમીયું, આ જોઈ ને શિયાળ ને ઈર્ષ્યા થઇ, શિયાળ નો હંસ નો શિયાળ ઊંટ પાસે જેઇ નમન કરી કહીંયુ વનરાજ તમે હુકમ કરો તો, હવે તો એમાં એક જોયું કે એમાં શું શીખવા મળિયું કે આવો attitude બેટુટૂડે ના રખાય, બાકી શું થાય એ આગળ વાતો માં સજાવું મિત્ર એટલે અમ શિયાળ હાથી ને ફસાવવા યોજના કરી હતી, તે જંગલ માં આવેલા કેટલાક શિકારી ને મળ્યા આ યોજના પ્રમાણે શિકારીઓ જંગલ માં તળાવ પાસે ઊંડો ખાડો કર્યો, તેના પર ઘાસ પાથરડી પાથરી, રસ્સ્તો છે એવું બનાવી દીધું એટલે ખાડા ની ઉપર ઘાસ પઠતિ દીધું, એટલે આપદને દેખાય નહીં ખાડો છે આપદને ઘાસ દેખાત સસલો હાથી ને શોધવા જંગલ માં ગયો, સસલા ને હાથી અને એ પેલા શિયાળ ને હાથી મલાઈ ગયો, તે હાથી ને ફોસિલવાઈ ને તે રસ્તે લઇ ગયો, તે જ ખાંડ માં પડી ગયો, શિકારીઓ રાજી થઇ ગયા, તેઓ પિંજરા લઇ શહેર તરફ રાવણ થયા પછી શિયાળ મલકાતું મલકાતું સિંહ પાસે ગયો, મહારાજા કામ થી ગયું, સિંહ રાજી થયો, જંગ માં ધીમે ધીમે આ વાત ફેલાય ગઈ આ બધા પ્રાણીઓ સિંહ પાસે આવવા લાગ્યા, સસલા ને આ વાત ની જાણ થતા તે પણ આવી પોંચ્યો પ્રામાણિકતા આદરોજ ની ચર્ચ કરતા હતા, સસલા ને નમ્ર ભાવ કહીંયુ, મહારાજ નં મોટા એક કહીંયુ વનરાજ હાથી, એજ લગ્નનો હતો, એટલે એજ લાયક હતો, નિજ એ કહીંયુ એને અભિમાન અને જે અભિમાન જ હતું શિયાળ રોફ કરતો રહે, આવતી કાલે શિકારીઓ આવી ને પકડો જવનું છે કેટલાક પ્રાણીઓ આ સાંભળી રાજી થયા, કેટલાક પ્રાણી ને આ ન ગમીયું, સસલા ને પણ શિયાળ ની ચપટી ભરી વાત ના ગમી, સસલા ને થયું કે જો તું ચૂપ રહીશ તો હાથી ને શિકારીઓ લઇ જશે ને કેટલલો

સિંહ ન એવંદન કરી બોલ્યો, મહારાજ રાજા આપો, તો એક વાત કરી છે, સિંહ બોલે તો પેહલા શિયાળ વચ્ચે ટપકી પદ્યું મહારાજ, એની વાત ના સાંભળો, સિંહ ને આ ના ગમીયું તે બોલ્યો બોલ શું વાત છે મહારાજ નાના મોટા એક વાત કહું, મહારાજ આપ જંગલ ના રાજા છૂ, અમારી સૌની પાલન અને રક્ષણ છો, હાથી પણ આપણી પ્રજા છે એ પણ આપણા જંગલ નો છે તે પણ આપનો જ ભાઈ છે અને શિકારી પકડાઈ લઇ જાય એ સાર ના કેવાય ખોટી વાત થઇ તો માફ કરશો, પણ સિંહ બોલ્યો કેમ આટલે અટકી ગયો, કહે કડછ કલા એએવું પણ બને શિકારીઓ તેમને પણ તમને પણ ફસાયી ને લઇ ગયા તો સિંહ ને લાગિયું સસલા ને વાત વિસાગરવા જેવી છે ભાઈ સસલા એ આગળ કહીંયુ, આપડે દુશ્મન માણસ છે હાથી નથી, તેમને રાજા આપો, તમેં રજા છો, મોટા મન ના છો, હાથી ને માફ કરી દો હાથી ને હવે એવુ અભિમાન રહીયુ નથી હવે એમ કેહ છે કે હવે હાથી ને એવુ અભિમાન નથી કારણકે એક વાર એને સબક મળી ગયો હવે વાત આપડે વાર્તા પછી ચાલુ કરી હું એને મળી ને આવ્યો છું, આપડે એને બચ્છવો જોઈએ, હવે એ શક્ય નથી સિંહ બોલ્યો સસલાએ કહીંયુ શક્ય છે, મહારાજ સિંહે પૂછિયું કઈ રીતે, મહારાજ એનો ઉપાય બતાવું, સસલાએ સસલાએ બોલ્યો, ખાડા ની આસપાસસ માટી છે, આપ જો હુકમ કકરો તો બધા પ્રાણીઓ પગ વડે માટી નખી ખાડો પુરી દેશે માટી ખડા માં જશે ને ખાડો ઉપર આવતો જશે ઉપાય ઉત્તમ છે સિંહ બોલ્યો પપરંતુ શિકારીઓ આવ તે આવે તે પેહલા આ કામ કરવું hello

અવાજ આવે છે, મારો?

બરોબર આવે છે ને? ના ના, ready ok hello બોવ દિવસ પછી call કર્યો? હા, એમાં મારે તમારું કામ હતું ને જરાક એટલા માટે

શું કામ હતું મારુ? આ તમારા study વિશેની વાત કરવાની હતી. ઓહ! હા, education ની હા કેટલામું, શું ભણો છો? અત્યારે college ચાલે છે. college માં, commerce, commerce જ છે કે science લીધું. હા, હા commerce જ હતું. commerce માં શું કરો છો, અત્યારે twelveth પછી, college, college માં? BCABCA oh computer ની field માં છો, એમ ને તમે? હા, મને computer નો શોખ હતો એટલે મેં BCA લીધું. ok હવે આગળ? શું કરવાનું છે અત્યારે તો study ચાલે છે, સાથે સાથે job પણ છે, આગળ પછી એ જ computer line માં website માં જાવું છે. ohk, website માં પણ ઘણા બધા scope છે, સારું છે, જવું હોય તો જવાય. હમ એટલે જ તે, ઈ જ વિચારીને લીધું. હમ બરોબર વાત છે, હમ school friend ને કેવું છે બધું અત્યારે? બસ, સારું છે અત્યારે તો બધા મળે કે નહીં?

હં school friend જ college માં છે?

school friend જ college માં છો, એમ કઈ સમજાતું નથી. school ના friend જ college માં છે? હા, હા, school friend જ college માં છે. સારું કહેવાય, આવી રીતે સાથે હોઈએ તો, હા પણ અમારે school આખી boys ની જ હતી એટલા માટે કઈને કઈ તો ભેગા થઇ જ જઈએ, કોઈને કોઈ college માં

હમ mostly બધી college માં મારા friend હશે, class to class માં હશે. એક-એક class હા હા, એ તો રેય જ, અત્યારે શું કરો છો, તમે? અત્યારે હું પણ એ જ field માં છું BCA માં જ oh તે પણ BCA જ લીધું છે?

web કે ના ના, web માં જ આવું છે. હા, હમણાં એમ બધાય કે છે, android માં scope ઓછો છે, web માં વધુ ગયો છે. હા, website માં android માં કારણ કે app બનાવવાની હોય અને એમાં બોવ વાર લાગે અને સાથે-સાથે એમાં company વાળા લે પણ ઓછા અને android લે, ઓછા માણસો જ લે છે, વધારે કોઈ લેતું પણ નથી. હં, એમાં જેને coding ફાવતું હોય ને, એ જ કરી શકે, એમાં પણ એવું છે.

હં અત્યારે હું second semester માં છું, અમારે HTML નો subject આવે છે. હમ ઓહો, તમે s. y માં છો?

હા તો એટલે તો મેં કીધું તમે F. Y. માં છો.

ohk હું પણ F. Y. માં જ છું, મને લાગ્યું તમે S. Y. માં છો, ના ના, F. Y. માં જ, oh તો તો આપણે બંને સાથે જ છીએ ને?

ok કેવુંક છે faculty ત્યાં college માં? ready બરોબર ભણાવે છે? હમ હમ બરોબર ભણાવે. બધા education એમ સારું છે અહીંયાનું હં, હમણાં તો university ની exam હતી ને પાછી આપણે, હા first sem ની પતી, હવે second sem ચાલુ થયું છે. ક ક કેવીક ગયી exam? exam તો ready ગયી છે, હવે result આવવાની વાર છે. હા, બધા result ની વાટે જ બેઠા છે. હમ હવે last ten days માં તો આવી જ જાશે. હા એવું લાગે તો છે. આવી જાય તો વધારે સારું, હમ તમારે કેવી ગઈ exam?

હમ ના, first sem description આવ્યું, પણ english માં, એટલે ઘણાને તફ્લીક તો પડી જ હશે. હા અને એમ પણ આપણે ગુજરાતી medium માં હતા અને પછી એક જ ઝટકે language change થઇ જાય એટલે પછી થોડી તફ્લીક તો પડે જ છે. હા, english medium વાળા ને પણ પડે છે, તો આપણને તો કેમ નો પડે? હા, પછી તો ધીમે ધીમે set થઇ જશે, એક-બે વર્ષ હા હા, એક જ વર્ષમાં, બે વર્ષ પણ નહિ થાય. આતો મેં તો rhyming કરવા માટે બે વર્ષ કીધું.

ત્યાંની study કેવી છે? તમારી college ની અમારે તો સારું જ છે મોટું campus છે અને study ની સાથે-સાથે બધી જ વસ્તુ છે, રમત-ગમત ને, એ બધા ક્ષેત્રમાં બોવ આગળ છે,

અમારે ત્યાં તો નવીન વાત એ છે કે sports quota માં પણ admission આપે છે, અમારે ત્યાં વિદ્યાર્થીઓને

હા, sports માં પણ અમારે બોવ college આગળ છે અમારી,

હા, medal તો હોય જ ને હા, હમણાં જ તે sport day અને એવું ચાલતું હશે ને બધું બધી college માં હા, બધી college માં અલગ-અલગ પોત-પોતાની રીતે હોય.

અચ્છા, તમે ભાગ લીધો હતો કે ન'તો લીધો? ના ના, marriage હતા ને એટલે ન'તો લીધો. અચ્છા, નહીંતર આવો મોકો જવા નો દેવાય. હા હા, પણ હવે ઘરેથી marriage હોય પછી શું કરવાનું? એ પણ છે,

હા હા, મારા most of friends તો બધા B. com. માં જ છે, એમ મેં BCA કરેલું છે. ઓહ! એવું છે? હા, school friends B. com. માં પણ ઘણા બધા scope છે. હા એમાં પણ GPSC government exam ની તૈયારી, એ બધું B. com. લે, third year degree કરે પછી direct એવી જ રીતે exam આપવાની ચાલુ કરી દે. કાંઈ એવું જ નથી આવતું, અંદર teacher ની field છે, ઘણી બધી field આવે છે, banking ની છે, આ બધું B. com. માં જ આવે, હમ B. com. માં ઈ scope પણ વધારે છે, B. com. માં banking આપણે third year પુરા કરીએ પછી આપણને bank માં job પણ લાગી જાય છે. હમ એવી જ રીતે medical field આવે, science માં, science માં ઘણા લોકો, ઘણાને doctor બનવાનો શોખ હોય છે. હા, એ તો science પછી પાછી field ય એવી છે ને કોઈ એટલું બધું, વધારે લે પણ નહિ જેને હોય એ જ લે. હમ એમાં education અને પાછી fee પણ વધારે રહી ને એટલે આવી રીતે થાય. હા, સાથે સાથે વિદ્યાર્થીની મહેનત પણ જોઈને એટલી, હા, એ વાત છે.

હા અને એટલા માટે આપણા દેશમાંથી જ તે આગળ આવે છે આ બધા, study બાબતે હમ study નું વધારે મહત્વ આપવામાં આવ્યું છે, લોકો ભણે, આગળ વધે અને દેશને ચલાવે હમ બીજા બધા દેશ માં તો technology ને લીધે આગળ છે, અમુક technology ને લીધે આગળ છે, અમુક હોય છે પોતાના ઉત્પાદન ક્ષેત્રે આગળ હોય છે, પણ આપણો દેશ એ education ને લીધે આગળ છે, મતલબ કે આપણે અહિયાંથી

હમ USA જર્મની માં થાતું હશે i think